જે દિવસે વિદાય અને રિજલ્ટ લેવા ગયો એના પછી ગયો જ નહીં બોલ.

એમ કર ને તો આપડે બધા હવે મળીએ ને પછી એક આટો સ્કૂલ માં બી આટો મારતા આપડે મુ એ ત્યાર નો નહીં ગયો ખાલી એના એક બે વચ્ચે ગયો તો ત્યાર નો પછી નહીં ગયો.

આપણે જઈએ સ્કૂલ ની પાછી મુલાકાત લઈએ પેલી બેનચીસો ને બેનચીસો દેખીએ આપણી ખોતરેલી હે કે નહીં નિશાનીઓ બીશાનીઓ દોસ્તી ની હે. નહીં હોય નહીં હોય ભાઈ નહીં હોય બીજી આવી ગઈ હશે. આપડે બેનચીસ ઉપર તો એ કર્યું તું પણ દીવાલ ઉપર બી ખોતર્યું તું ને જો રંગ પેલો કલર ના કર્યો હોય તો વાત અલગ હે.

એ સાઇડ થી હેડુ પણ ભાઈ જતો નહીં હું

તારો બી અવાજ ભાઈ બદલાઈ તો ગયો જ છે હો. એ તો ભાઈ હેડે જાય. કઈક લુક બૂક બન્યું હશે ભાઈ હે. હઅ.

ભાઈ દાઢી બાઢી ઊગી ગઈ છે ભાઈ બોડી વોડી બની ગઈ છે શું.

હોવે યાર gym તો પેલા join કર્યું એવું તો તમાર બાજુમાં સ્કૂલ માં પેલી હતી એનું શું થયું હે. ભાઈ કોઈ કેવા જેવુ નહીં. ભાઈ એ સમય ભાઈ આપડે હે ને ભાઈ સ્કૂલમાં નાના હતા એટલે આપણ ને શું કઈ ખબર નતી પડતી ખાલી એમને એમ ખાલી વાતચીત કર્યે જતાં હતા પણ ભાઈ હાલ ની હાલ ની જે છો હાલ ના જે ભણતા હોય ને છોકરા

સાચી વાત હે ભાઈ. પેલા તો આપડે તો ભાઈ સ્કૂલ માં જતાં એટલે બેગ મેકયું નહીં કે નીચે વક્રમ પાર્ટી ચાલુ કરી નહીં હે.

અલ્યા શું છેલ્લી બેનચીસે આપડે પેલું વિમાન બનાઈ ને નાખતા એ ખબર.

પેલા ને બનાવતા ને આપડે શું બનાવતા પેલું યાર પેલા સાહેબ ના હોય ને એટલે પેલું નહીં મોનીટર મોનીટર પેલો સંકેતયઓ મોનીટર હતો ભાઈ અમથો બે ત્રણ વાર નામ લખે નામ લખે ને માર ખાયે જતાં. અલ્યા તને ખબર મારુ મારા જ નામ આગળ ત્રણ ત્રણ જણાં નું જોડે હતું એ ખબર હે.

એક જ જેવુ ભાઈ માર નામ આવે ને પેલો માર ખાઈ માર નામ આવે ને પેલો માર ખાઈ તો ભાઈ મજા આવતી.

એ વખત ની વાત અલગ હતી હાલ તો ભાઈ hi hello hi hello કરે બધા. હા અને એ ટાઇમ એ તો ભાઈ ફોન બી નતો એટલે ભાઈ ઓમ મજા આવી જતી હાલ તો ભાઈ કયા છે આમ છે ને ભાઈ મેસેજ ઠોકી નાખે એટલે વાત પૂરી.

પાછા લેવા બી આવતા મેક્વા બી આવતા ને બે ની રિશેષ માં ઘેર બી ખાવા આવતા અમુક ટાઇમ એ તો ના.

late તો વાત છોડ પણ આપડે ખબર એક ટાઇમ પેલો આપડે પેલી રિશેષ પેલા બે પીરિયડ ભણી ને આપડે એક રિશેષ પડતી ખબર હે?

હોવે ઓમ ભાઈ સાહેબ ને ખબર નતી પડતી

હમ શું પેલી સોનિયા નો contact હે કે નહીં તાર જોડે? ના યાર સોનીયા નો contact નહીં આ તો એમ કે સ્કૂલ નો હતો એ તે તે ફોન કર્યો એટલે દેખ સ્કૂલ ને એવું હે કે મારા ફોન માં કે ભાઈ સ્કૂલ નો એક દોસ્તાર હે અંદર. ઓહ અચ્છા અચ્છા.

હોવે ગ્રુપ બનાયેલુ ભાઈ. ભાઈ ભાઈ મજા આયી જતી હશે ભાઈ. તો ભાઈ ના આમ તો આમ મજા આવે થોડી ઘણી પણ ભાઈ અમુક લોકો જેવા હતા ને એવા જ છે કોઈ બદલાના નથી ભાઈ.

હમ બધા મસ્તી ખોર ને મસ્તી ખોર આપડા જેવા

પણ ભાઈ અમુક જણાં સુધરી ગયા ભાઈ અમુક જણાં સુધરી ગયા. તને શું લાગે હું સુધર્યો કે નહીં સુધર્યો? ના તું તો નહીં સુધર્યો પણ બીજા બધા ની વાત કરું ભાઈ તું તો યાર આખો અલગ માણસ છે તો પછી વચ્ચે ગોપાલિયો ને બધા મળ્યા હતા મને. કે તારો best friend કયા ગયો. મેં કીધું ભાઈ best friend નો નંબર નહીં મળતો વચ્ચે એ ઘર થી ચોક બહાર જતો રહ્યો તો હોસ્ટેલ માં કે અહિયાં એટલે પછી એનો contact નહીં થયો માર જોડે કા તો પછી આ પણ પેલા રાહુલિયા ને પૂછ્યું ને એટલે એને કીધું કે ભાઈ નંબર તો હે માર જોડે મેં કીધું સારું ભાઈ તો પછી લાવો ભાઈ ને ફોન કરો. ભાઈ ને ભાઈ પેલા starting માં તે ફોન કર્યો ને ભાઈ એવું લાગ્યું કે આમ કોક અલગ જ કોક wrong number કે એવું પણ ભાઈ આમ ઓળખી ન કે ભાઈ આહા એક સમયે આપડે બેય સાથે ને સાથે જ હતા ભાઈ.

ના વાત કર કે યાર કેટલી ટાઇમ થઈ હે ને તું યાર.

સાચી વાત હે. ઓલું છીછોરે પિક્ચર છીછોરે પિક્ચર દેખ્યું એવું એવું હાલ આપડે થઈ ગઈ story સાચી વાત હે ભાઈ same એ જ. same છીછોરે પિક્ચર જેવી થઈ ગઈ story સારું હેડ ભાઈ માર ઘેર થી ફોન આવે હું મેકુ.

જમીન અને તેના ભૌતિક ગુણધર્મો આપણી હાલની જાણકારી મુજબ સૂર્યમાનનો જે ભાગ છે પૃથ્વીના ફૂટપટ્ટી કારના શરૂઆત માટે ખડકો અને ખનીજોથી લડાયેલી અને વનસ્પતિ વિહોણી હતી. કાળક્રમે અનેક જાણતા ભૌતિક અને રાસાયણિક પરિણામોને લીધે પૃથ્વીના ખાસ કરીને ઉપરના ભાગમાં પરિસ્થિતી કંઇક જુદું જ સ્વરૂપ ધારણ કરવા ની અને તેમાં સેન્દ્રીય તત્વો ઉમેરીને હતા આ પ્રક્રિયાને પરિણામે ખૂબ જ વેગ મળ્યો પરિણામે આજે પૃથ્વી ઉપરના પોપડામાં જોવા મળતા જમીનના જુદા જુદા સ્વરુપો માં અસ્તિત્વમાં આવ્યા અને ખેતીની દ્રષ્ટિએ ઉપરનો અગત્યનો એવો ભાવ છે ખૂબ જ વેગ મળ્યો. જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ તે કાળક્રમે ઉદભવ્યો જમીન એટલે શું જુદા જુદા જમીન વૈજ્ઞાનિકોએ ની ઓળખ માટે જુદી જુદી વ્યાખ્યા આપી.

ઓછી વધતી માત્રામાં ભરેલો છે તે પૃથ્વીનું ઢાંકણા નું એક પાતળું આવરણ છે આ પૃથ્વીની સપાટી ઉપર આવો સળંગ માટીનો થર આવેલો છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ.

હા જમીનમાં જ્યારે યોગ્ય પ્રમાણમાં પાણી અને હવા હોય ત્યારે છોડવાઓને તે શીખો અને પોષણ પૂરું પાડી શકે છે. ટૂંકમાં જમીન એ છોડવાઓને ઉગવા જીવવા માટે નું એક મહત્વનું માધ્યમ છે. જમીનનું મહત્વ મૂળભૂત રીતે જોઈએ તો જમીન જીવ સૃષ્ટિનો આધાર ગણાય જીવ ધરતી માતાના ખોળામાં ઉગાડી વિકાસ પામે છે જમીનનો વિવિધ ઉપયોગ કે વ્યવસાયને અનુલક્ષીને તેનું મહત્વ બદલાતું હોય છે. ખેડૂત ની દ્રષ્ટિએ પાક ઉત્પાદકને અનુલક્ષીને જમીનનું મહત્વ નીચે પ્રમાણે છે જમીન એ છોડને ઉગવા માટેનું માધ્યમ છે તે છોડને ટટ્ટાર ઉભો રાખવા કે ભૌતિક ટેકો આપવાનું કામ કરે છે. જમીન એ છોડના પોષણ માટે ખોરાકના કુદરતી ભંડાર સમાન છે. છોડના ઉગવા વૃદ્ધિ અને વિકાસ પામવા માટેની જમીન સિવાયની અન્ય જરૂરિયાતો જેવી કે ખાતર પાણી વગેરે પણ જમીનના માધ્યમ દ્વારા જ આપી શકાય છે જમીન એ સૂક્ષ્મ જીવાણુઓનું કાર્ય ક્ષેત્ર છે. આ જીવાણુઓ સેન્દ્રીય રૂપમાં અપાયેલા પોષક તત્વોને લાવ્યા રૂપમાં ફેરવે છે ખેતરની જમીન શું છે ખેતરમાંથી થોડી જમીનને તમારા અંગૂઠા અને આંગળી વચ્ચે લઈ તપાસતા તે સહેજ ભેજવાળી રાખશે. જે બતાવે છે કે સુખી દેખાતી જમીનમાં પણ ભેજ છે. આ આંગળીના સ્પર્શને સહેજ ચીકણી લાગશે જે બતાવે છે કે તેમાં કામ છે હાથમાં સહેજ વરસાદ થી પણ ઘસાતી લાગશે ક્યારેક હાથમાં વનસ્પતિના બગડેલા અવશેષો મૂળિયા પણ આવશે આ બધા પરથી એમ કહી શકાય છે કે ઉપલા ની જમીનમાં ચીકણી માંથી રેતી કાંકરા અને વનસ્પતિના અવશેષો સેન્દ્રીય પદાર્થો પણ તેમાં હોય છે. તે ઉપરાંત જમીનના બે કણો વચ્ચે હવા પણ હોય છે જમીનમાં બે સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ રેતી માટી કાંકરા કેટલા પ્રમાણમાં છે. તે પ્રયોગો પરથી જાણી શકાય છે. ઉપલા થરની જમીનમાંથી દસ ગ્રામ માટી એનું વજન કરી તેને સૂર્યના તાપમાન ત્રણેક કલાક કાપવા દો તે પછી તેનું વજન કરો વજનમાં થયેલા ઘટાડાથી ભેજના ટકા શોધો. ભેજનું પ્રમાણ શોધ્યા પછી રહેલ જમીનને પ્રાઈમ્સ તથા પ્રાઇમસ પર ડોડીમલ કે ગુંડીમાં તપાવવા મૂકો બધો સેન્દ્રીય પદાર્થ બળી જશે બળતા સેન્દ્રીય પદાર્થનો ધુમાડો નીકળશે. ધુમાડો નીકળતો બંધ થાય અને માટી તાપીને લાલચોળ થાય ત્યાં સુધી તપાવો માટીને ઠંડી પાડો અને પછી તેનું વજન કરો તેમાંથી સેન્દ્રીય પદાર્થ કેટલો ઓછો થાય છે તે શોધો. કાચના એક લાંબા ખિસ્સામાં પાણી ભરો તેમાં સો ગ્રામ માટી નાખો પછી હલાવો થોડો વખત માટી બેસવા દો ઉપરનું પાણી તદ્દન સ્વચ્છ થઈ જાય ત્યારે માટીના થર્ડ સ્પષ્ટ દેખાશે.

સામાન્ય રીતે જમીનમાં પચીસ ટકા હવા પચીસ ટકા ભેજ પાંચ ટકા સેન્દ્રીય પદાર્થો અને બાકીના પિસ્તાલીસ ટકા ખનીજ હોય છે ખનીજ પદાર્થમાં ચીકણી માટી ભીની રહેતી મોટી રેતી નો સમાવેશ થાય છે. જમીનની profile જમીનના ગુણધર્મનો અભ્યાસ કરવા માટે જમીનની સપાટીથી માંડીને માતૃ પદાર્થ સુધી જમીનનો ઉભો છેદ કરવામાં આવે છે તેને profile કહેવામાં આવે છે. ઊંડી જમીનમાં માટી થોડુંક ઊંડું હોવાથી વધુમાં વધુ એક ના છેદમાં પાંચ મીટર સુધી જ આવો છેદ કરવામાં આવે છે. જમીનમાં આ પડેલા આ રીતે પડેલા છેદમાં જીણવટ થી જોતા તેમાં જુદા જુદા થર જોવા મળે છે આ જુદા જુદા સ્થળોના ગુણધર્મ પણ ભિન્ન ભિન્ન હોય છે. આટલું કડક ઉપર જણાતા આ બધા સ્થળોને એ બી સી એ રીતે નામો આપવામાં આવે છે.

ટૂંકમાં એબીસી થરો મળીને regolate બનાવે છે. જમીનનું બંધારણ ખડકો અને ખનીજોનું લાંબા ગાળ વિઘટન થવાથી તેમાંથી જુદા જુદા કદના રજ કરો રજકણો બને છે. આ કણ મુજબ જમીનનું ત્રુટક કરણ કરવામાં આવે તો તે જમીનના ખનીજમય પદાર્થ નિયત ધોરણ મુજબ ચાર ભાગ પડે છે જે નીચે મુજબ છે પહેલું જાડી રેતી ભીની રેતી કાપ અને માટી જમીનને જમીનનો બાંધો જમીનમાં રહેલા રજકણો રેતી કામ અને માટે એકબીજાની સાથે જોડાઈને અમુક આકારમાં કેતા ચોક્કસ આકારના ઢેફા બને છે જેને જમીનનો બાધા કહેવામાં આવે છે. જમીનનો બાંધો સુધારવા સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ જમીનની ભૌતિક પરિસ્થિતિ ના આધારે જુદી જુદી જમીનમાં અલગ અલગ આકારનો અને બાંધો જોવા મળે છે. જમીનમાં નો બાંધો જમીનની પાણી વહન કરવાની શક્તિ અને જમીન માની હવાની હેરફેર અને જમીનની સત્તા ઉપર અસર કરે છે. જે જેને સંબંધ ઉત્પાદક સાથે છે. જેમકે જમીનનો બાંધો સારો ના હોય તો પાકના મૂળ વિકાસમાં અવરોધ પેદા થાય છે. અને પાકને જમીનમાંથી પાણી અને હવા પૂરતા પ્રમાણમાં ના મળતા તેનું જે ઉત્પાદન ઓછું થાય છે. જમીનની સીધા રૂઢા જમીનના રજકણો રેતી કામ અને માટીની ગોઠવણીમાં વચ્ચે નાના મોટા છિદ્રો રહે છે. જેને જમીનની છિદ્ર રૂઢા કહે છે.

મૂળને પોષણ પૂરું પાડે છે જ્યારે મોટા છિદ્રો પાકને હવા પૂરી પાડે છે. ખેતીવાડી જમીનની છિદ્ર રૂઢતા સૌથી ઓછી હોય છે જ્યારે જ્યારે માટી માટીયાળ કાળી જમીનમાં સૌથી વધુ હોય છે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ અને જમીનની છિદ્ર રૂઢતા પર આધાર રાખે છે જમીનનું વિશેષ ક્ષેત્રફળ એક ગ્રામ અથવા એક centimeter માં રહેલા રજકણોની સપાટીના કુલ ક્ષેત્રફળ પર ને જમીનનું કુલ વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે અને તેને ચોરસ centimeter પ્રતિ gram માં દર્શાવવામાં આવે છે પ્રતિ ઘન સેમી કદમાં આવેલ માટી ના રજકણો નો કદ જેમ નાનું થતું જાય એમ એમ વિશિષ્ટ ક્ષેત્રફળ વધે છે રેતાળ જમીનમાં આ ક્ષેત્રફળ ઓછું જ્યારે કંપવાળી અને માટીઆર જમીનમાં વધારે હોય છે. આ ગુણધર્મ અગત્યનો છે કારણ કે જમીનમાં રહેલ પોષક તત્વો આ માટીના રજકણો ઉપર તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે. એમોનિયા સલ્ફેટ અથવા યુરિયા ખાતર જમીનમાં આપીએ. ત્યારે તેમાંથી એમોનિયા તૈયાર થાય છે અને તે માટીના સપાટી પર રજકણો ચોંટી રહે છે. એટલા જ માટે રેતાળ જમીનમાં રહેલ ખાતર માટીના રજકણોનું વિશિષ્ટ ક્ષેત્રફળ ઓછું હોવાથી જમીનમાં ઊંડે સુધી નિતાર પામે છે. જ્યારે કાળી માટીમાં આ પ્રશ્ન રહેતો નથી જમીનની સખતાઈ જમીન ઉપર વધુ વજનવાળા ટ્રેક્ટર વાહનો વારંવાર ફેરવવામાં આવે તો લાંબા ગાળે જમીનનું સ્થળ સખત બને છે. જમીન સખત બનવાથી પાકના મૂળનો વિકાસ અટકે છે. જમીનની ભેજ સંગ્રહણ શક્તિમાં તથા જમીનની હવામાં પણ ઘટાડો થાય છે. જમીનની ભેજ સંગ્રહ શક્તિ વરસાદ પછી અથવા પિયત આપ્યા પછી પાણી જમીનની નીચે તરફ વહન પામે છે ગુરુત્વાકર્ષણ બળને થી પાણીનો નિતાર પૂરો થયા પછી જમીનમાં જે પાણીનો જથ્થો રહે છે તેને ક્ષેત્રીય જળસંચયવાળું પાણી કહે છે આ પાણી મોટેભાગે નાના છિદ્રોમાં સંકળાયેલું હોય છે. આ ચિત્રોમાંથી પાણી ગુરુત્વાકર્ષણ બળથી ના બળથી નીચાણ પામે છે અને તેમાં હવાનો સંગ્રહ થાય છે. આમ જમીનમાં ક્ષેત્રીય જળસંચાય બિંદુએ જે પાણી અને પાકના મૂળ માટે ઉપલબ્ધ છે. તે સૌથી વધુ અનુકૂળ સ્થિતિમાં હોય છે. આ સ્થિતિમાં પાકનો વિકાસ બહુ ઝડપી હોય છે. જમીનમાં પિયત આપ્યા પછી સમય જતા જમીનના આ પાણીના જથ્થામાં છોડ અને વાતાવરણના ઉપરાડથી ઘટાડો થાય છે. જમીનમાં પાણી ઓછું થતું જાય છે અને હવાનું પ્રમાણ વધતું જાય છે. એક સમયે પાકને જમીનમાંથી જરૂરિયાત મુજબ પાણી મળતું નથી તેથી તેની વૃદ્ધિ અટકી જાય છે. છેવટે પાન ચીમળી જાય છે અને પાક સુકાઈ જાય છે. જમીનની ભેજની સ્થિતિ ની આ કાયમની સુકારા સુકારા બિંદુ કહે છે. જમીનના ક્ષેત્રીય જળસંચયના બિંદુ કાયમી સુકારા બિંદુએ આવેલ પાણીના તફાવતના જથ્થાને પાકનું પાણી કહે છે. એટલે કે જમીન ના આ બિંદુ વચ્ચે રહેલ પાણીનો ઉપયોગ છોડને તેની વૃદ્ધિ માટે કરે છે.